શિવનેરી દુકાન શિવનેરીમાં એમણે કીટલી ઉપર લટકાવી છે ત્યાં ચા ચા ના પિક્ચર એમને દોરીયા છે કથ્થઈ કલર નું --

અને શિવનેરી લાલ કલર થી લખ્યું છે આચ એમની ચા ની પબ્લિસિટી ના પિક્ચર ડ્રો કર્યા છે.

એ જોઈ રહ્યા છે એક ઓફિસ છે ઓફિસ માં એક બાજુ ચેર મુક્યું છે એક બાજુ કાળા કલર નું ટેબલ છે.

નીચે માટીનું ખોદકામ ચાલુ છે ક્રેન થી ઓલો ભાઈ ક્રેન થી ખોદકામનું કામ કરે છે.

ટેમ્પો ની આગળ એક ઝાડ છે એની આજુબાજુ બીજા લીલા ઘણા બધા ઝાડો છે.

ને જોઈ રહ્યા છે એક મોટું હોલ માં મોટું બેડ મૂક્યું છે બેડ ના ઉપર ગાદલા પાથર્યા ગાદલાને ઉપર સફેદ કલર નું ચાદર પાથર્યું છે.

એનું નામ છે ગજાનન આઇસ્ક્રીમ અને એમાં સરસ મજાનો આઈસ્ક્રીમ મળે છે.

આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ ઇન્ડિગો એરક્રાફ્ટ નું છે.

અને અલગ અલગ જગ્યાએ સાયકલો ના બધા નાના નાના મોટા ટાયર નાના મોટા ટાયર મૂક્યા છે.

સરસ મજાની હોટલ દેખાય છે એમાં આખી કાચોની કાચોથી અને અંદર લાઇટિંગ શણગારેલું છે.

ઉપર આસમાન છે અને પાણી એકદમ સરસ મજાનું પાણીનું પાણી દેખાય છે.

સોફા લાલ કલર ની છે ખુરશી સફેદ કલર ઉપર એમના ઉપર કપડા સફેદ કલર નું મૂક્યું છે.

લાલ કાર્પેટ પાથરી છે થાંભલા ઉપર પીળા કલર નું ડેકોરેશન કપડાથી કર્યું છે સામે ઝાડવા છે.

આજુબાજુમાં ઝાળો છે પેટ્રોલ પંપની ઉપર એનો કલર ભૂરું દેખાય છે.